બીજા ભાગમાં તમારું સ્વાગત છે
અહીં હું તમને બતાવીશ કે ડેટાબેઝ સાથે જોડવા માટે લોગિન ડોટ ફ્ફ્પ પેજને કેવી રીતે એડિટ કરવું અને ડેટાબેઝમાં તે માટે યુઝર નેમ અને પાસવર્ડ કેવી રીતે ચેક કરવું તે પણ બતાવીશ
હવે આપણે પહેલાથીજ ડેટાબેઝ સાથે જોડાયેલા છીએ આ રીફ્રેશ કરી અને યુઝરનેમ અને પાસવર્ડ ફરીથી મોકલી આપણે સ્થાપિત કરી શકીએ છીએ કે અહીં કોઈ એરરો નથી
મારો અર્થ અહીં આ એરર સાથે છે
અને આપણે જોયું છે કે જો આપણે ડેટા ટાઈપ નથી કરતા તો એરર મળે છે
સૌપ્રથમ હું એક ક્વેરી સુયોજિત કરીશ
જો તમે આ પહેલા માયસ્કલ કે બીજી કોઈ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ વાપરી છે તો તમે જાણતા હશો કે તમે ડેટાબેઝને ક્વેરી કરી શકો છો
મને લાગે છે કે માયક્રોસોફટ એક્સેસ પાસે આ છે
અહીં આપણે સિલેક્ટ લખીશું હકીકતમાં સિલેક્ટ લખીશું કારણ કે આપણને ઇડ યુઝર નેમ અને પાસવર્ડની જરૂર છે
મને નથી લાગતું કે આપણને ઇડ ની જરૂર છે પરંતુ તો પણ સિલેક્ટ જેથી આ સમગ્ર ડેટાને લેશે
તો સિલેક્ટ ફ્રોમ અને મને લાગે છે કે આપણે આને યુઝર્સ કહ્યું છે ચાલો ખાતરી કરી લઈએ
હા યુઝર્સ
તો સિલેક્ટ ફ્રોમ યુઝર્સ અને અહીં આપણે વ્હેરે યુઝરનેમ લખીશું જે આનું નામ છે
આ અહીં
અને આપણે લખીશું વ્હેરે યુઝરનેમ ઇક્વલ્સ યુઝરનેમ જે ટાઈપ કરાયેલું છે
હવે જો આ યુઝરનેમ અસ્તિત્વમાં નથી આપણે અમુક એરર મેસેજ દર્શાવવાની જરૂર છે જેમ કે થિસ યુઝર ડોએસન્ટ એક્સિસ્ટ
તો આપણે શું કરીશું આપણે એક બીજું ફંક્શન વાપરીશું માયસ્કલ નમ રોઝ કહેવાતું એક માયસ્કલ ફંક્શન
આ પંક્તિઓની સંખ્યાની ગણતરી કરે છે જે તમારા દ્વારા અપાયેલી ડેટાબેઝ ક્વેરી દ્વારા ફરી પ્રાપ્ત કરાયેલી છે
તો આપણે લખીશું ન્યુમરોઝ ઇક્વલ્સ mysql num rows અને કૌંસમાં ક્વેરીનું નામ એ વેરીએબલ જેને મેં ક્વેરી ફંક્શનમાં સંગ્રહિત કર્યું છે
અને જો આપણે પંક્તિઓની સંખ્યાને એકો કરીએ હું ફક્ત તમને સાબિતી આપીશ અને ચકાસણી કરીશ કે મને 1 મળવું જોઈએ કારણ કે આપણી પાસે ફક્ત 1 પંક્તિ છે
ચાલો હું ઇન્સર્ટ પર ક્લિક કરું અને બીજી એક ડેટા પંક્તિને ઉમેરું ઉદાહરણ તરીકે બીજું યુઝર નેમ અને પાસવર્ડ
હું હમણાં આ ફક્ત પ્રયાસ કરીશ
હું આની ચકાસણી પછીથી કરીશ
ચાલો જોઈએ ચાલો યુઝરનેમ કાયલે લખીએ અને આ સમયે પાસવર્ડ 123 છે
ઠીક છે ચાલો આ પ્રયાસ કરીએ
અને આ રહ્યું
એક સેકેંડ રોકાઈ જાવ
હું ક્યા છું
ઓહ આપણે આ રહ્યા
તો આપણને એલેક્સ અને કાયલે મળ્યું છે
આપણે જોઈ શકીએ છીએ કે ઇડ આપમેળે ઇન્ક્રીમેન્ટ થયા છે
તમે આપણા બંને પાસવર્ડો અને 2 યુઝરનેમ અહીં જોઈ શકો છો
હવે આપણે આ રીફ્રેશ કરીશું અને જુઓ આપણને શું મળ્યું છે
ઓહ ઠીક છે
આ ચકાસણીનો સંપૂર્ણ ભાગ છે
1 પાછું આવવાનું કારણ એ છે કે જો હું દરેક વપરાશકર્તાને પસંદ કરી રહ્યો હોત અને પછી હરોળોની સંખ્યાની ગણતરી કરી રહ્યો હોત તો વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે
ફરી અહીં જાઓ અને રીફ્રેશ કરો અને આપણને 2 વેલ્યુ મળશે કારણ કે અહીં 2 પક્તિઓ છે
પણ જો હું લખી રહ્યો છું સિલેક્ટ વ્હેરે થે યુઝરનેમ ઇક્વલ્સ માય યુઝરનેમ તો આપણે દેખીતી રીતે ફક્ત ત્યાં પસંદ કરી રહ્યા છીએ જ્યાં યુઝરનેમ અસ્તિત્વમાં છે અને તે 1 લી પંક્તિમાં છે
સામાન્ય રીતે વેબસાઇટ પર તમારી પાસે ડુપ્લીકેટ યુઝરનેમ ન રહેશે
તો હવે આપણને આ મળ્યું છે અહીં કેટલી પંક્તિઓ છે એ શોધવાનો હેતુ શું છે
હવે હેતુ એ છે કે આપણે લખી શકીએ છીએ આઇએફ num rows ઇસ ઇક્વલ ટીઓ ઝેરો માફ કરજો આઇએફ માય num rows ડોએસન્ટ ઇક્વલ ઝેરો પછી આપણે કોડને એક્ઝેક્યુટ કરીશું આપણે લોગીન કરવાની જરૂર છે
નહી તો માફ કરજો એલ્સે આપણે એકો કરવાની જરૂર છે માફ કરજો એલ્સે ડાઇ
આપણે મેસેજ આપીશું થત યુઝર ડોએસન્ટ એક્સિસ્ટ
તો આપણે શું કરી રહ્યા છીએ આપણે ચકાસી રહ્યા છીએ કે એ પંક્તિ રીટર્ન થઈ છે જ્યાં આપણે યુઝરનેમ આપ્યું હતું
અને જો આ શૂન્ય બરાબર નથી તો આપણે કોડને લોગીન માટે એક્ઝેક્યુટ કરી શકીએ છીએ
નહી તો આપણે લખીશું ડાઇ અને થત યુઝરનેમ ડોએસન્ટ એક્સિસ્ટ
આ 1 2 3 4 ની બરાબર રહેશે અને ક્રમશ
માફ કરજો આ બરાબર રહેશે
જો આ શૂન્ય બરાબર નથી તો આ નિશ્ચિતપણે કઈક નાં બરાબર હોવું જોઈએ
અને જો આ કઈક ના બરાબર છે તો અહીં આપેલ કોડ એક્ઝેક્યુટ થશે
તેથી જો આ શૂન્ય બરાબર છે તો સામાન્ય રીતે તેનો એ અર્થ છે કે કોઈ પણ પરિણામ રીટર્ન આવી શકતું નથી
હું આ રીસેન્ડ કરીશ
ચાલો પાછળ જઈએ
એચો num rows ને રદ કરીએ
તો ચાલો આપણા મુખ્ય પુષ્ઠ પર પાછા જઈએ અને આપણે એલેક્સ અને એબીસી સાથે લોગીન કરીશું પાસવર્ડની આ સમયે કોઈ મહત્વતા નથી
કઈ પણ થયું નથી કારણ કે કોઈ પણ એરરો રીટર્ન નથી થઇ
હવે ઉદાહરણ તરીકે ચાલો હું બિલી વાપરું અને પાસવર્ડ ટાઈપ કરું અને લોગિન પર ક્લિક કરું
થત યુઝર ડોએસન્ટ એક્સિસ્ટ
કારણ કે કોઈ પણ પંક્તિ રીટર્ન નથી થઈ જેનું યુઝરનેમ બિલી સમાન છે
તો આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ય કરી રહ્યું છે
હું મારા વાસ્તવિક વસ્તુ પર પાછો જઈશ
તેથી એલેક્સ અને મારો પાસવર્ડ એબીસી છે
હવે લોગીન કરવા માટે કોડ
લોગીન કરવા માટે આપણે પાસવર્ડની ચકાસણી કરવાની જરૂર છે
તેથી પાસવર્ડ માટે હું એક ફંક્શનને ઉપયોગમાં લઈશ
માફ કરજો ફંક્શન નહી હું લૂપનો ઉપયોગ કરીશ અને તે લૂપ વ્હાઇલ લૂપ હશે
હું વેરીએબલ નામ અહીં ટાઈપ કરીશ
હું તેને રો કહીશ અને તે માયસ્કલ ની બરાબર હશે
mysql પંક્તિને અરેના રૂપ માં લાવે છે
તેથી હું ટૂંકમાં mysqul fetch assoc લખીશ
અને આ મારી ક્વેરી બનવા જઈ રહ્યું છે
તો મને ત્યાં મારી ક્વેરી મળી છે
આનાથી આપણે અહીં પ્રત્યેક કોલમ ડેટા લઇ રહ્યા છીએ અને રો કહેવાતા અરે માં મૂકી રહ્યા છીએ
તો વ્હાઇલ લૂપ સાથે આપણી પાસે બ્રેકેટો કૌંસો રહેશે અને હવે અમુક વેરીએબલો સુયોજિત કરીશું
હું ડીબી યુઝરનેમ લખીશ જે યુઝરનેમ છે જેને હું ડેટાબેઝમાંથી કાઢીશ આ રો સમાન છે અને યુઝરનેમ પંક્તિ નામ છે
તો જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ પંક્તિ નામ છે
જો આ ડેટા નો અરે છે તો આમાંનું પ્રત્યેક આઈડી યુઝરનેમ અને પાસવર્ડ બનવા જઈ રહ્યું છે
આપણે 012 વાપરી નથી રહ્યા
પણ મને ખાતરી નથી કે આ કાર્ય કરશે કે નહી
હવે આપણે આને સાદું રાખીશું અને આપણે સીધું આપણા કોલમનાં નામને સંદર્ભિત કરીશું
તો ડેટાબેઝ યુઝરનેમ રો રહેશે અને જો કે આ એક એરે છે જે આપણી ક્વેરી પર આ ફંક્શનનો ઉપયોગ કરે છે
આગળ આપણે લખીશું ડીબી પાસવર્ડ ઇક્વલ્સ રો અને ત્યારબાદ આપણો પાસવર્ડ
તો આના પછી આપણે એકો કરી શકીએ છીએ
ના ખરેખરમાં આપણે આપણા ડીબી યુઝરનેમ અને પાસવર્ડના કન્ટેન્ટને એકો કરવાની જરૂર નથી જ્યા સુધી આપણે એરરો માં રન કરવા ઈચ્છતા હોઈએ
આપણે પહેલાથી જ જાણીએ છીએ કે તે શું છે
આપણે તેમને ડેટાબેઝમાં જોયું છે
હવે આપણે શું કરીશું આપણે એક ચકાસણી શરૂ કરીશું
તેથી ચેક ટીઓ સી આઇએફ થેય મેચ
આઇએફ સ્ટેટમેંટનાં ઉપયોગ વડે આ કરવું અત્યંત સરળ છે
આઇએફ ઓઉર યુઝરનેમ ઇક્વલ્સ ડીબી યુઝરનેમ એન્ડ પાસવર્ડ ઇસ ઇક્વલ ટીઓ ઓઉર ડીબી પાસવર્ડ તો આપણે કહીશું આ બરાબર છે
નહી તો આપણે કહીશું આ બરાબર નથી
હું કૌંસને રદ્દ કરીશ કારણ કે અહીં ફક્ત એક જ લીટી છે
તેથી ઇન્કરેક્ટ પાસવર્ડ
એકો કરો
આને એ રીતે જ રહેવા દો
અને અહીં આપણે લખીશું એકો યુરે ઇન
ઠીક છે હું વિડીયોનાં આ ભાગનો અંત કરું એ પહેલા આપણે આની ચકાસણી કરીશું
હું પહેલા લખીશ એલેક્સ અને હું ખોટો પાસવર્ડ નાખીશ
આ ઇન્કરેક્ટ પાસવર્ડ
દર્શાવશે
અને હવે હું પાસવર્ડ તરીકે એબીસી મુકીશ અને આ યુરે ઇન
દર્શાવશે
તો આપણે યુઝરનેમ ની ચકાસણી કરી અને તે અસ્તિત્વમાં છે
આપણે તપાસ્યું કે આપણા ફીલ્ડો અસ્તિત્વમાં છે તો તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરો
જો આપણે યુઝરનેમ અને ખોટો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો આપણને એક એરર મેસેજ મળે છે ઇન્કરેક્ટ પાસવર્ડ
જો આપણે સાચો પાસવર્ડ દાખલ કરીએ છીએ તો આપણને યુરે ઇન મળે છે
અને જો આપણે યુઝરનેમ દાખલ કરીએ છીએ જે મળતું નથી તો આપણને યુઝર ડોએસન્ટ એક્સિસ્ટ નામનો એક એરર મેસેજ મળે છે
ઠીક છે તો મારી સાથે આવનારા ભાગમાં જોડાવો અને હું તમને બતાવીશ કે કેવી રીતે તમારા સેશનો સત્રો અને લોગ આઉટ પુષ્ઠ બનાવવા
iit બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું ભરત સોલંકી વિદાય લઉં છું